શાળાના નામની જમણી તરફ માઁ સરસ્વતીનું ચિત્ર છે ડાબી તરફ સ્થાપના વર્ષ અઢાર સો ત્રેસઠ લખેલું છે.

સામે વીજળીનો થાંભલો છે જેના પર દેસાઈબંધુ કેરીના રસની જાહેરાત એના ફોન નંબર સાથે છે.

એક તરફ બદામનું વૃક્ષ છે બીજી તરફ આસોપાલવનું વૃક્ષ છે.

દરેકનો આકાર અલગ-અલગ છે પાછળ એક મંદિર પણ દેખાય છે.

આછો-આછો પ્રકાશ છે ટેબલ છે ખુરશી છે ટેબલ પર ખાનામાં હાથ લુછવાના કાગળના રૂમાલ છે.

દિવાલ પર બે ચિત્રો છે લાઈટ ના ડટ્ટા છે.

તકિયા છે તે પણ અલગ-અલગ જાતના છે એક ચોરસ છે એક ગળા માટેનો તકિયો છે.

મોટુ વખાર છે ઘણી બધી લાઈટો છે.

અનાજના પીપળા છે જેમાં ચોખા ઘઉં એવી અલગ-અલગ વસ્તુઓ છે.

ઘણી બધી મહિલાઓ છે તેમણે માથું ઓઢ્યુ છે થોડા બાળકો છે ફૂલોનો ગુલદસ્તો છે.

પાછળ કોટક ની દુકાન છે પગથિયાં છે શટર પર બે હાથ જોડેલા છે.

વાદળ ક્યાંક ઘેરા રંગનું છે ક્યાંક અજવાળું છે.

પહાડનો લીલો છમ ધાડ દેખાઈ રહ્યો છે દૂર એક થાંભલો દેખાઈ રહ્યો છે.

ખાડો ખોદેલો છે એમાં સળિયાને તારથી બાંધી જાળી બનાવી છે.

પાછળ ઘડિયાલ છે કાચના ટેબલ પર દોરીનું પીલુ છે તૂટેલી ખુરશી છે જે ફરી શકે તેવી છે.

રસ્તાની આજુબાજુ અને વચ્ચે પીળા કલર નો પટ્ટો છે.

જેના પર ધૂળ પડી ગયું છે બાજુમાં દીવાલ છે તેના ઉપર પંખો છે.

સામે ઘણા બધા લોકો ઉભા છે ત્યાં એક મેજ છે પાછળ ભૂરુ બોર્ડ છે.

ત્રિકોણ આકારનું છાપરું છે ઉભી અને આડી હરોળમાં થાંભલા છે.

નાનું અમસ્તું મંદિર છે જેનું બાંધકામ હજુ ચાલુ છે.

ત્યાં બેસવા માટેના બાંકડા છે જેના પર બે વ્યક્તિ બેઠા છે પાછળ દુકાન છે.

નીચે લીલા કલર નું જાજમ વાથરેલું છે ઘણા બધા લોકો છે.

ભોંય તળિયું ભૂરા અને કેસરી કલરના ચોરસ ભાત વાળું છે.

ત્રણ ચાર થાંભલા છે ગોળ ફરતે ઝબકીયા લગાવેલા છે.

આ એક ડ્રમ સેટ છે જે જાંબલી કલર નો છે સાથે સ્ટેન્ડ છે બીજી તરફ પણ ડ્રમ સેટ છે. સાથે ટેબલ છે.

ઉપર ડીઝલ લખેલું છે સાઈડ માં સર્વો લ ખેલું છે.

હીરો હોન્ડા સી ડી ડીલક્સ ગાડી ઉભેલી છે એના બે કાચ છે.

એક મારુતિ ફન્ટી છે બીજી ઘણી બધી ટ્રક ઑ ઉભી છે કાચો રસ્તો છે.

કળિયો સિમેન્ટ ના મિશ્રણને થાપી ની મદદથી સરખું કરી રહયો છે.